અહીં એક બ્લુ કલર થી અ યુનિયન બેન્ક ભવન એવુ લખેલુ છે.

ટેબલ ઉપર એક બીજું અં કી બોર્ડ મૂકેલું છે અને વાઈટ કલર નું એક બોક્સ જેવું મૂકેલું છે.

અહીં ઝાડ જે છે તેની પાછળ એક મકાનમાં બારી જેવી દેખાય છે.

આ ચિત્રમાં ઘણી બધી ગાઇઓ છે ગાઈઓ પત્રા નીચે પત્રાના સ્ટેન્ડ નીચે ઊભી છે.

આ સ્ટુલ ની પાછળ ઘણા બધા બોક્સ છે બોક્સ ની અંદર ચપ્પલ છે.

તેની બાજુમાં એક યેલ્લો કલર નો દરવાજો છે જ્યા એક બોર્ડ છે.

જ્યાં એક બ્લુ કલર ના બોર્ડ પર વાઈટ કલર થી ગવર્મેન્ટ પોલિટેકનિક નાસિક એવું લખેલું છે.

અહીં એક થાંભલો જેવો છે જ્યાં એની બાજુ-બાજુ અલગ અલગ કલર ના અલગ અલગ ઝાડ દેખાય છે.

અહીં એક ઝુમ્મર છે અને ઝુમ્મર ની આજુબાજુ ઘણી બધી લાઈટ સળગેલી છે.

બાજુમાં એક વાઈટ કલર ના બોર્ડ ઉપર ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં લખાણ છે.

અહીં પિંક કલર ના ઉપર અ જે છે મંડપ જેવું સજાવેલો છે.

સામે એક ટેબલ છે ત્યાં અલગ-અલગ બધા બોર્ડ મારેલો છે કોન્ટેસ્ટ ને પોલીબાયોન ને એવી રીતના બધા અલગ અલગ સ્ટીકર લગાવેલા છે.

બીજા બધા માણસોએ ઓરેન્જ કલર નો નીચે ઓરેન્જ લેંઘો હેલ્મેટ અને માસ્ક પહેરેલું છે.

ત્યાં પાછળ એક બોર્ડ મારેલુ છે જ્યાં આર_કે રેસ્ટોરન્ટ લખેલુ છે.

અહીં એક ટેબલ છે કાચનું ત્યાં અંદર અલગ-અલગ બધી બિસ્કીટ મુકેલી છે.

એક સ્ટીલ નો ડબ્બો છે બાજુમાં એક વજન કરવાનું મશીન છે.

અહીં એક દરવાજો છે અને એની ઉપર ત્રણ નાની-નાની બારીઓ છે.

બાજુમાં એક બ્રાઉન કલર નો દરવાજો છે ત્યાંથી ઉતરવાનો દર ઉતારવાના દાદર છે.

રેડ સિલ્વર યલો એવા બધા અલગ અલગ બાકડા મુકેલા છે.

બે માણસો બે સ્ત્રી અને એક સ્ત્રી છોકરા સાથે અવર જવર કરે છે.

આ એક ઘર તંબુ જેવું ઘર છે જેની દિવાલ કોફી કલર ની છે.

અને એક દરવાજો છે બાજુમાં એક ડસ્ટબીન છે.

અહીં એક બાજુમાં આવા જવાનો રસ્તો જાય છે.

આ ચિત્રમાં ચાર સ્પીકર દેખાય છે છ ભૂરા જેવા કલરિંગ દેખાય છે નીચે પિંક કલર થી ચોક સરાઈ રોડ ગૈયા એવુ લખેલુ છે.

એક માણસ છે તેને તેને ચશ્મા પહેરેલા છે મૂંછ છે અને ગળામાં એક ચેન પહેરેલી છે.

બાજુમાં એક ટેબલ ઉપર વાઈટ કલર નું જેવું બોક્સ છે જ્યાં લાઈટ જેવી સળગે છે.

અહીં છ મજૂરો છે મજૂરો પાસે બે પીપડા છે.